લીબરઓફીસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે લીબરઓફીસ બેઝમાંTables એન્ડ રિલેશનશીપ્સ વિષે શીખીશું
અહીં આપણે કોષ્ટકમાં ડેટા ઉમેરવા વિશે જાણીશું
સંબંધો ને વ્યાખ્યાયિત કરવું અને બનાવવું
પહેલાંના લીબરઓફીસ બેઝ ટ્યુટોરીયલમાં આપણે બેઝનો પરિચય ડેટાબેઝ બેઝિક્સ અને ડેટાબેઝ અને કોષ્ટક કેવી રીતે બનાવવા તે શીખ્યા
તે ટ્યુટોરીયલના કોર્સ દરમિયાન આપણે ઉદાહરણ માટે લાઇબ્રેરી નામનો ડેટાબેઝ પણ બનાવેલ હતો અને બુક્સ નામનું કોષ્ટક પણ બનાવેલ હતું
આ ટ્યુટોરીયલમાં આપણે લાઇબ્રેરી ડેટાબેઝ સાથે ફરી શરુ કરીશું અને કોષ્ટકમાં ડેટા કેવી રીતે ઉમેરવું તે શીખીશું
આ માટે ચાલો લીબરઓફીસ બેઝ પ્રોગ્રામ શરુ કરીએ
આ માટે આપણે સ્ક્રીન ના ડાબી તરફના તળિયે સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું અલ્લ પ્રોગ્રામ્સ પર ક્લિક કરો પછી લિબ્રિઓફિસ સ્યુટ અને લિબ્રિઓફિસ બસે પર ક્લિક કરો
જો કે આપણે પહેલેથી છેલ્લા ટ્યુટોરીયલમાં લાઇબ્રેરી ડેટાબેઝ બનાવ્યો હતો તેથી આ સમયે આપણે તેને ફક્ત ખોલવા ની જરૂર છે
આવું કરવા માટે ચાલો ઓપન એએન એક્સિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ વિકલ્પ પર ક્લિક કરીએ
રિસેન્ટલી યુઝ્ડ ડ્રોપ ડાઉન બોક્સમાં આપણું લાઇબ્રેરી ડેટાબેઝ દૃશ્યમાન હોવું જોઈએ તો હવે ફિનિશ બટન પર ક્લિક કરો
જો તમે તે ન જુઓ તો વિન્ડોઝ ડાયરેક્ટરી જ્યાં લાયબ્રેરી ડેટાબેઝ સંગ્રહાયેલ છે તેને બ્રાઉઝ કરવા માટે આપણે ઓપન બટન પર ક્લિક કરી શકીએ છીએ
એકવાર મળી જાય ત્યાર બાદ ફાઇલનેમ પર ક્લિક કરો અને ઓપન બટન પર ક્લિક કરો
હવે જો લીબરઓફીસ બેઝ પ્રોગ્રામ પહેલેથી જ ખુલ્લો હોય તો આપણે અહીં થી લાઈબ્રેરી ડેટાબેઝ ખોલી શકીએ છીએ ટોચ પર ફાઇલ મેનૂ પર ક્લિક કરી અને પછી ઓપન પર ક્લિક કરીને
આપણે વિન્ડોઝ ડાયરેક્ટરી કે જ્યાં લાઈબ્રેરી ડેટાબેઝ ફાઈલ સંગ્રહાયેલ છે તે બ્રાઉઝ કરીશું
ચાલો ફાઈલ libraryઓડીબી પર ક્લિક કરીએ અને તળિયે ઓપન બટન પર ક્લિક કરીએ
હવે આપણે લાઈબ્રેરી ડેટાબેઝ અંદર છીએ
ચાલો હવે ડાબી પેનલમાં ડેટાબેઝ લિસ્ટ માં ટેબલ્સ ચિહ્ન પર ક્લિક કરો
નોંધ લો કે જમણી પેનલ પર ટેબલ્સ લિસ્ટ માં બુક્સ કોષ્ટક દેખાય છે
ચાલો હવે બુક્સ કોષ્ટક ઉપર જમણું માઉસ બટન ક્લિક કરીએ
નોંધ લો તમે અહીં વિવિધ વિકલ્પો પસંદ કરી શકો છો
આ કોષ્ટક માં ડેટા ઉમેરવા માટે ચાલો હવે ઓપન પર ક્લિક કરીએ
વૈકલ્પિક રીતે આપણે પણ કોષ્ટક નામ પર બે વખત ક્લિક કરીને પણ તે ખોલી શકીએ છીએ
નવી વિન્ડો બુક્સ - લાઇબ્રેરી - લિબ્રિઓફિસ Base ટેબલ દાતા વ્યૂ શીર્ષક સાથે ખુલે છે
હવે આપણે વેલ્યુઝ માં દરેક સેલમાં સીધું લખીને બુક્સ કોષ્ટક માં ડેટા દાખલ કરી શકીએ છીએ
બુકિડ સ્તંભ ઓટોફિલ્ડ છે તેની નોંધ લો આનો અર્થ છે કે બેઝ દરેક પંક્તિ જે આપણે ઉમેરીશું તેમાં ચડતા ક્રમમાં નંબરો આપોઆપ સોંપશે
હવે ચાલો સેલોમાં ડેટા દાખલ કરીએ પંક્તિ દ્વારા પંક્તિ જેમ સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યું છે

તેથી અહીં આપણા બુક્સ કોષ્ટક માં 5 પંક્તિઓ નમૂના તરીકે છે
ચાલો હવે ટોચ પર ફાઇલ મેનૂ ક્લિક કરી અને પછી ક્લોઝ પસંદ કરીને આ વિન્ડો બંધ કરીએ
અહીં તમારા માટે અસાઈનમેન્ટ છે
મેમ્બર કોષ્ટક બનાવો જે દરેક સભ્ય વિશે જાણકારી સંગ્રહ કરશે ઉદાહરણ તરીકે સભ્યનું નામ અને ફોન નંબર
નીચેના ત્રણ ફીલ્ડોનો સમાવેશ કરો
મેમ્બર ઇડ ફિલ્ડ ટાઇપ ઇન્ટિજર સાથે અને આને પ્રાઈમરી કી બનાવો
નામે ફિલ્ડટાઇપ ટેક્સ્ટ સાથે ફોન ફિલ્ડટાઇપ ટેક્સ્ટ સાથે ઠીક છે જ્યારે તમે તે કરી નાખશો તો મેમ્બર્સ કોષ્ટક આ રીતે દેખાશે
ચાલો આ વિન્ડો બંધ કરીએ
હવે સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે ચાલો આપણે 4 નમૂના સભ્યો મેમ્બર્સ કોષ્ટકમાં ઉમેરીએ જે પ્રમાણે આપણે બુક્સ કોષ્ટક માટે કર્યું હતું
તે થઇ જાય પછી ચાલો આ વિન્ડો બંધ કરીએ
હવે ચાલો મુખ્ય વિન્ડો પર પાછા જઈએ અને ટેબલ્સ ચિહ્ન પર ફરીથી ક્લિક કરીએ
અને ચાલો ત્રીજું કોષ્ટક બનાવીએ બુક્સ ઇશ્યુડ
જ્યારે પૂર્ણ થશે બુક્સ ઇશ્યુડ કોષ્ટક માં નીચેના ફીલ્ડો હશે ઇશ્યુ ઇડ ફિલ્ડ ટાઇપ ઇન્ટિજર
જે પ્રાઈમરી કી હશે
બુક idફિલ્ડ typeઇન્ટિજર મેમ્બર ઇડ Field typeઇન્ટિજર ઇશ્યુ dateફિલ્ડ typeદાતે રિટર્ન dateફિલ્ડ typeદાતે એક્ચ્યુઅલ રિટર્ન dateફિલ્ડ typeદાતે અને ચેક્ડ inફિલ્ડ ટાઇપ yesનો બોલિયન ઠીક છે આપણે બુક્સ ઇશ્યુડ કોષ્ટક બનાવેલ છે અને હવે સ્ક્રીન પર દેખાય છે તે પ્રમાણે ચાલો નીચેની નમૂના માહિતીને તે અંદર ઉમેરીએ
આ હમણાં આનો કોઈ ચોક્કસ અર્થ નથી આપણે તરત સમજીશું કે શું થઇ રહ્યું છે

હવે આપણી પાસે આપણા લાઈબ્રેરી ડેટાબેઝમાં ત્રણ કોષ્ટકો છે નમૂના ડેટા સાથે
ચાલો હવે ડેટાબેઝમાં સંબંધો કેવી રીતે વ્યાખ્યાયિત કરવા તે વિશે શીખીએ
તેથી ત્રણ અલગ સમૂહોની માહિતી સંગ્રહ કરવા માટે આપણે ત્રણ કોષ્ટકો બનાવેલ છે
બુક્સ મેમ્બર્સ અને સભ્યો માટે ઇશ્યુ ઓએફ બુક્સ
હવે આપણે પણ દરેક પુસ્તકને વિશિષ્ટ રીતે ઓળખવા માટે કૉલમ સુયોજિત કરીશું દરેક સભ્ય અને દરેક પુસ્તક જે ઇશ્યુ થઇ હતી તે આ ત્રણ કોષ્ટકો માં છે
તેઓ પ્રાઈમરી કીઓ છે
પ્રાઈમરી કી ના વિવિધ લાભ માંથી એક લાભ એ છે કે તે કોષ્ટકો વચ્ચે સંબંધ સ્થાપિત કરે છે
પરંતુ આપણને સંબંધની શું જરૂર છે
ચાલો બુક્સ ઇશ્યુડ કોષ્ટક ને જુઓ
અહીં આપણે બુક ઇડ અને મેમ્બર ઇડ ફિલ્ડ જોઈએ છીએ
તેઓ પાસે બુક્સ ઇશ્યુડ કોષ્ટકમાં કોઈપણ કિંમત હોય શકે છે
પરંતુ તેઓ એ જે કિંમતો બુક્સ કોષ્ટકમાં છે તેને અનુલક્ષતી કિંમત મેમ્બર્સ કોષ્ટકમાં પણ રાખવાની જરૂર પડશે
તેથી જો પુસ્તક મેકબેથ છે તો તેની બુક ઇડ 3 તરીકે બુક્સ કોષ્ટકમાં છે પછી બુક્સ ઇશ્યુડ કોષ્ટકમાં બુક ઇડ 3 નો ઉપયોગ કરીને આપણે હજુ પણ આ જ પુસ્તકનો ઉલ્લેખ કરીશું
તો સ્પષ્ટપણે આ બે કોષ્ટકો સાથે જોડાવા માટે આપણે હજી પણ તેમને કોઈ રીતે લિંક કરવાની જરૂર રહેશે
ઉપરાંત ઉદાહરણ તરીકે મેકબેથ 2 જૂન 2011 ના રોજ રવિ કુમાર માટે ઇસ્યુ કરવામાં આવી હતી તે તમે કઈ રીતે સ્થાપિત કરશો
અથવા તમે કેવી રીતે ખાતરી કરશો કે પુસ્તક માત્ર પુસ્તકાલયના સભ્યોને જ અને બીજા કોઈને પણ ઇસ્યુ નથી થઇ
આ બધું સંબંધોને સુયોજિત કરવાથી પ્રાપ્ત થાય છે જે ડેટા ને એકબીજા સાથે જોડવામાં મદદ કરે છે
યોગ્ય ફીલ્ડોને જોડીને આપણે બેઝ ને દબાણ કરવાની જરૂર છે કે તે માત્ર બુક્સ અને મેમ્બર્સ કોષ્ટક માંથી જ મૂલ્યો જો ઉપયોગ કરે
ચાલો જોઈએ કેવી રીતે કરવું
લીબરઓફિસ બેઝની મુખ્યવિન્ડોમાં ચાલો ટૂલ્સ અને પછી રિલેશનશીપ્સ ઉપર ક્લિક કરીએ
આ એક નવી નાની પોપ અપ વિન્ડો ખોલે છે અહીં આપણે સૌથી ટોચના કોષ્ટકને પસંદ કરીશું અને એડ બટન પર ક્લિક કરો અને અન્ય બે કોષ્ટકો માટે પણ પુનરાવર્તન કરો
પોપ અપ વિન્ડો બંધ કરો
હવે આપણે એક લીટી માં ત્રણ કોષ્ટકો મળે છે બુક્સ બુક્સ ઇશ્યુડ અને મેમ્બર્સ
ક્લિક કરી ખેચો અને છોડો ચાલો કોષ્ટકો વચ્ચે વધુ જગ્યા મુકીએ
હવે ચાલો બુક્સ કોષ્ટકમાં બુક ઇડ પર ક્લિક કરીએ અને તેને બુક્સ ઇશ્યુડ કોષ્ટકમાં બુક ઇડ ઉપર છોડીયે
આ બે ફિલ્ડ નામો સાથે જોડાતી લાઈન ની નોંધ લો
તેથી આપણે ત્યાં સંબંધ સુયોજિત કર્યું છે
ચાલો મેમ્બેરિડ માટે સમાન જ પુનરાવર્તન કરીએ
મેમ્બર્સ કોષ્ટકમાં મેમ્બર ઇડ ઉપર ક્લિક કરો અને તેને ખેંચી બુક્સ ઇશ્યુડ કોષ્ટક ઉપર છોડો
તમે જોઈ શકો છો કે આપણે બે સંબંધો બનાવ્યા છે
અને આ રીતે આપણે સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ
અને તેથી એકબીજાથી જોડાયેલા અર્થપૂર્ણ ડેટા રીલેશનલ ડેટાબેઝના વિવિધ કોષ્ટકો માં સંગ્રહિત છે
અહીં લીબરઓફીસમાં કોષ્ટકો અને સંબંધો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે શીખ્યા કોષ્ટકમાં ડેટા કેવી રીતે ઉમેરવું સંબંધો ને વ્યાખ્યાયિત કરવું અને બનાવવું
મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છેજે આઇસીટીએમએચઆરડીભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે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
જોડવા બદલ આભાર